પ્રવૃત્તિઓને ફક્ત અને ઝડપી રીતે ભરપૂર કરી શકતી નથી. દરેક રમતગમતની પ્રવૃત્તિ વ્યક્તિને શારીરિક અને માનસિક બંને રીતે સુખાકારીમાં ફાળો આપે છે. રમત ગમત વ્યક્તિના ઘણા અને વ્યક્તિના લક્ષણો પણ બનાવે છે. રમતગમત વ્યક્તિના મૂળમાં આત્મવિશ્વાસ સહાનુ સંચાર કરે. જેવો નિયમિત રમત practice માં જોડાય છે. તેઓ નૈતિકત્વ teamwork અને તેમના વ્યક્તિગત અને વર્તનના શ્રેષ્ઠ દર્શાય છે. રમતગમત વ્યક્તિને પાર્થ મક બનાવે છે. જોકે કે તંદુરસ્ત રીતે તે એમને નિષ્ફળતાઓનો સામનો કરવામાં પણ મદદ કરે છે. અને અમારા સંબંધીત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખ્ત મહેનત કરવા સક્ષમ બનાવે છે. એ example એક્ત્રીશ નંબરનું છે તે creative server sql data base પર website website માં આપણે કઈ રીતે SQL server database બનાઈ શકયે તો આપણે પહેલામાં પહેલું એક કામ કરવાનું છે visual studio છે એ ચાલુ કરવાનો છે તો આપણે visual studio ને ચાલુ કરીશું visual studio છે એ ની અંદર આપણે નવી website બનાવીશું CSHARP ની website બનાવી છે અને એનું નામ આપીશું database example એની માટે આપણે file ની અંદર જઈશું new માં જઈશું website માં જઈશું અને અહીંયા આપણે લઈશું employer ની અંદર visual C sharp esp dot netMG website આપણે બનાવી છે તો પહેલામાં પહેલું આપણે અહીંથી folder select કરવાનું છે તો આપણે ASP example ની અંદર જઈશું open કરીશું એને અહીંયા ASP example folder આવી જશે એની સાથે સાથે આપણે અહિયાં લખી દઈશું

પછી હવે ok કરી દઈશું એટલે આપણે અહીંયા આખી એક નવી website બની ગઈ અત્યારે MG website છે તેનું નામ આપણે આપ્યું database example એની અંદર આપણે બધા database related જે example છે એ કરીશું જે આપણી website છે એ બની ગઈ હવે આપણે એની અંદર એક app data folder add કરવું છે એની માટે આપણે right side button click કરવાનું signing છે એની અંદર આપણે add માં જવાનું છે add આવે આ new folder છે એ નથી કરવું આપણે add ASP dot net folder કરવું છે એટલે કે ASP dot net માં જે special folder છે એ આપણે લઈશું અને એ આટલા special folder એની અંદર જોઈએ તો આ app data folder એ database માટે છે

એમાં મારી સાથે સાથે અહીંયા ધ્યાન આપી શકો તો આપને add sql database કરી છે right side આની ઉપર click આપીશું c sharp select કરીશું અને add new item કરીને student dot MBF નામની file બનાવીશું તો MBS નો મતલબ થાય છે microsoft database style તો હવે આપણે બનાવવા માટે આજે

અહીંયા થી આપણી mql server database selected કરી લઈશું અને એનું નામ આપણને નામ બદલવું છે એટલે આપણે એને select કરી અને અહીં આપણે student લખી દઈશું student dot MVF નામનો આપણી database બનશે એટલે એને select કરી add ઉપર click આપીશું જો તમારું ચાલુ હોય તો તમને ઓછી વાર લાગશે જો ચાલુ નહીં હોય તો થોડીક વધારે વાર લાગશે તેમાં sql server management studio નામનો આખો અલગથી program આપવામાં આવતો હતો visual studio ની સાથે પણ હવે જે નવા visual studio છે એની અંદર two SQL કરીને સાથે SQL કરીને બધી બાબતો આપવામાં આવે છે પછી અંદર store કરી દેવામાં આવી છે અલગથી આપણે નથી વાપરવાનો પણ અહીંયા જ આપણી એ કરી શકીએ છીએ તો અહીંયા તમે જોશો તો already આપણને service ની અંદર student MVF આવી ગયેલું જોવા મળે છે એની log file પણ આવી ગયેલી જોવા મળે છે મળે છે અને અત્યારે આપણે ના જોયું હોત તો તો આપણે તેને done કરી દઈએ મારા computer માં server explorer ચાલુ છે એટલે મને અહીંયા બતાવી દે છે કે data connection ની અંદર already આપણો database ને બધું આઈ ગયેલું પણ જો ધારો કે તમને આ ના બતાવતું હોય તો તમે simply આની પર double click આપો double click પહેલા server explorer ની અંદર તમને અહિયાં બતાવી દેવામાં આવશે student mvs એની પર આ લાલ color ની ચોકડી બતાવશે કે અત્યારે connect નથી connect નહિ હોય તો એની પહેલા command આપશે પણ અત્યારે થતું જોયું હોત તો એની ઉપર click આપીએ તો on and off થશે તો અત્યારે connect એટલા માટે નથી થતું કારણ કે આપણે એની અંદર કોઈ વસ્તુ હજુ કોઈ create જ નથી કરી અલગ અલગ page create કરવા હોય તો આપણે જોઈએ End master tag આપવો પડે એની માટે આપણે શું કરવાનું છે server explorer ની અંદર student MVB ધારો કે તમારે આવું બંધ હોય તો તમે આમ click આપીને open કરી લો અને એની અંદર તમને જોવા મળશે table table ની અંદર આપણે જઈ અત્યારે જોઈશું

તો આ રીતે design view આવી જશે અને એ design view ની અંદર આપણને design કરવા માટે ની જગ્યા આપવામાં આવશે અને અહીંયા update sql csql લખેલું જોવા મળે છે તો હવે અત્યારે આપણને તો server explorer ની જરૂર નથી એટલે આપણે એને બંધ કરી નાખે જેથી આપણને આ area થોડો મોટો જોવા મળે જો તમે microsoft access વગેરે તમે જો વાપરતા હો તમે જો મારા video જોયા હોત તો એની અંદર જે રીતે બનાવવાનું છે almost એ રીતે જ બનાવવાનું છે થોડી જ રીત જુદી પડે છે અહીંયા તમે જોશો table ની design બનાવવાની છે અને direct command થી પણ તમે આપી શકો છો ધારો કે તમને આ બધા command ખબર હોય SQL ના command કે vs cable અને એ બધું પછી directly તમે લખીને પણ આખું table બનાવી શકો છો પણ અત્યારે આપણે command થી નથી બનાવતા અહીંયા આપણી પાસે design view છે તો આપણે એની અંદર બનાવીશું હવે પહેલી બાબત એ બતાવી છે કે આપણને આ એકલું structure બનાવવું તો અહીંયા આપણને structure તૈયાર બતાવી દીધું છે તો roll number આપણને બનાવો છે Name બનાવું છે address one address two pt આપણે આના અગાઉના જે video ની અંદર જે ચર્ચા કરી ગયા એ જ બઘી વસ્તુ આપણે અહીંયા બનાવી છે તો એ જ બધી field આપણે અહીંયા બનાવીશું તો હવે પહેલામાં પહેલું તો આ ID નું નામ change કરવું હોય તો આની ઉપર click કરી ID સંપર્ક કરીને જઈશું એને બદલે આપણે roll number લખી દઈશું નવામાં યાદ રાખવાનું છે આ id field છે બધી જ field ના નામ છે એક સરખી આપી શકતા એટલે roll અને number આપણે જુદી જુદી નથી લખી શકતા તો બંનેને સાથે જ લખવાનું છે તો roll number સાથે લખીએ આપણે અને અને data type આપણે INT લઈશું તો અત્યારે આપણે થોડુંક નાનું કરીએ all-round આપણને બતાવે છે

અહિયાં આપણે આવતા રહીએ બીજો data આપવાન છે name માટે નો તમે બાજુ માં જોઈ શકો છો name નામનું બધીજ chat આપેલી છે જે આપણ ને અહિયાં બતાવે છે and character આપણે બતાવે છે ABCD વગેરે બધુજ બાબતો લખ્યું જ હોય var char આપવાની અહિયાં જરૂર પડે છે તો અહિયાં તમે જોશો તમે બધા અલગ અલગ એ છે તો એની અંદર આ variable char છે variable char આપણે ક્યારે આપ્યે છીએ જયારે આપણે ફક્ત english માં બનાવો હોય પણ આપણે english અને ગુજરાતી અથવા બીજી કોઈ પણ ભાષા માં disk database બનાવીએ તો and variable char આપવામાં આવે છે અને એ unique case માટે છે તો unique case માટે આપણે જે database બનાવીશું જે ભાગોળ પાછડ થી

તો અહીંયા આપણે twenty કરી દઈએ છીએ allow done અને કરી નાખીશું એ પણ done નામ હોવું જોઈએ નામ આપણે compulsory થી આપવુ જ પડશે અહીંયા થી ત્યાંથી default value અત્યારે તો આપણે આપતા નથી અહીંયા આવી જઈએ કે પછી F three કરીને આપણે અહીંયા આવી ગયા. અહીંયા આપણે લખ્યું છે address one એટલે ABD one લખીશું આપણે એક જ ફેર નથી બનાવતા address કારણકે આપણે અલગ અલગ

એટલે અહીંયા થી આપણે લઈ લઈશું end variable char સૃષ્ટિ એટલે આ સૃષ્ટિ જ રવા દઈશું આપણે એ null આપે છે જ્યાં સુધી address ના લખીએ તો પણ ચાલે એટલે એને tick mark રવા દઈશું F threeF three આપી આપણી નીચે આવી જઈશું

તો એ રીતે તમે type કરીને પણ આ બનાવી શકો છો આપણે આપીશું અને આપણે અહીંયા city માં આવી જઈશું city પછી શું એ પણ આપણે end work twenty લીધેલ છે end work

INT લઈ લઈશું એ નંબર ની અંદર હશે નંબર ની અંદર હોય એટલે આપણે INT લઈ લઈશું ત્યાર પછી એનો tick mark છે એ રહેવા દઈશું કે એ pin coded number ના add કરે તો પણ ચાલશે એ જ રીતે આપણે અહીંયા mobile number લઈએ છીએ હવે mobile number અહીંયા તમે જોશો મેં variable char કેમ લીધો તો variable char એટલા માટે લીધો છે કે number એટલા માટે નથી લીધો કે કારણ કે આપણે એની અંદર plus nine one પછી આપણે કોઈપણ બીજા code આવતા હોય તો આપણે આસાનીથી આપી શકીએ એટલા માટે આપણે એને variable char લીધું છે અને variable char એટલા માટે લીધું છે કે ગુજરાતીમાં આપણે નંબર લખી store કરવા number આપણે ગુજરાતીમાં લખતા હોય તેમ છતાં પણ આપણે english માં જ store કરીએ છીએ અને એટલા માટે આપણે અહીંયા પંદર

અને એ પણ null હોય તો ચાલશે એટલે આ રીતમાં આપણું structure બની ગયું હવે આ structure બની જાય છે જે તમે અહીંયા જોશો આપણે લખવાનું છે type cable name in c sql command save કરવા માટે તમે નીચે જોશો થોડુંક ઉપર કરીએ તમને જોવા મળશે અહીંયા બધી બાબતો લખાઈ ગઈ કે roll number એ integer માં હશે note null હોય એને primary key તો બધું જ આપણે અહીંયા થી હું ઉપર જઈશ તો create table બતાવે છે Table નામે આપણે table નામે નતું કર્યું એટલે આપણે table શબ્દ છે એની તરફ date એને કાઢી નાખીશું અને ત્યાં લખી દઈશું master તો આપણે એને master નામે save કરવું Master નામે આ આખું table save થઇ જશે હવે save કરવા માટે અહિયાં આપણે update button પર click કરીશું પણ સાથે submit click on update આ ઉપર update button છે જે update button ઉપર click આપીશું આપણે હવેથી આપણે

તો અત્યારે તમે જોશો કે જે પણ table નથી બતાવતું કેમ કે આપણે refresh નથી કર્યું એટલે એના માટે refresh button ઉપર click આપીશું તો હવે મને master table બતાવે છે table ની અંદર master table આવી ગયું છે જો આને open કરીને જોઈએ તો મને બધી જ જે આપણી field છે એ પણ બતાવવામાં આવે છે તો roll number બધી જ field અહીંયા છે તો હવે એની અંદર primary key જે છે તો એ primary key આ રીતે key કરીને બતાવવામાં આવે છે તો આખું table આપણું બની ગયું છે હવે એની અંદર data નાખવા માટે અહીંયા થી mouse નું જમણી બાજુનું button click કરીએ અને show data માં જઈ શકીએ અને show data માં ગયા પછી અહીંયા પણ તમે directly data enter કરી શકો છો

આ master table entry છે એટલે આપણે માઉસનું જમણી બાજુનું button click કરીશું અને new query પર ક્લિક આપીશું જેવું પર ક્લિક આપીએ એટલે આ રીતની window આવી જશે અહીંયા આપણને

ખબર છે કે આજે પહેલ command ચર્ચા કરેલો છે તે database ની અંદર કોઈપણ વસ્તુ create કરવી હોય insert કરવી હોય તો એની માટે command છે insert input એ આપણે અહીંયા લખીશું હવે જે આ બધા અહીંયા insert ના command છે ઘણા લાંબા command છે

તમને બધા command already લખીને રાખેલા છે અને insert માટેનો પહેલો command છે એ આપણે અહીંયા થી select કરી નાખીશું અને એ command ને હું અહીંયા થી CTRLC કરી આની અંદર કંટ્રોલ વી કરી નાખીશું એટલે આપણો આખો command આવી જશે હવે એ command ની આપણે ચર્ચા કરીએ આપણે અહીં લખવામાં આવી છે કે input input master value આપણે લખીએ છીએ one zero one ત્યાર પછી આપણે જોઈએ તો નામ લખ્યું છે અતુલ છે એ inverted comma માં લખવાનું છે પછી આપણે બીજું address ની પહેલી line લખી એ પણ inverted comma માં આપણે બધું single inverted comma આપવાનો છે યાદ રાખજો ત્યાર પછી આપણે address ની બીજી line માટેનો data આપ્યો વડોદરા city માટેનો data આપ્યો ત્યાર પછી અહીંયા પીનકોડ નંબર આપ્યો mobile number છે એ variable char ની અંદર એટલે કે character માં છે એટલે એને પણ આપણે inverted comma માં આપ્યો ત્યાર પછી તમે અહીંયા જુઓ છો આપણને અહીંયા date જોવા મળે છે date આપણે અહીંયા date type લીધેલી હતી અને આજે આપણે inverted comma માં લખીશું તો એ શું થશે તે સતત character data થશે જો આપણે ડાઇરેક્ટ લખીએ છીએ તો એ numeric data થાય છે એટલે date ની અંદર આપણે એને convert કરવાની જરૂર પડશે તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે SQL ની અંદર પણ આપણે convert કરવાની જરૂર પડશે અને જ્યારે c sharp ની અંદર વાપરીશું ત્યારે પણ દર વખતે આને data ને convert કરવાની જરૂર પડશે તો data કઈ રીતે convert કરવું c sharp ને વગેરેમાં example ની અંદર આપણે જોઈશું ત્યારે તમને હું દર વખતે યાદ કરાવીશ પણ અહીંયા તમે જુઓ છો ત્યાર SQL સાથે જે data convert કર્યો આપણે પહેલા convert function લખવું પડશે એ convert માં સામા convert કરવું છે એ લખ્યું છે કે date માં convert કરવું છે કયો data તો કે આ date ને અને છેલ્લે આપણે લખ્યું છે one zero three થી આ one zero three culture નું નામ છે culture એટલે કે કોના પ્રમાણે આપણે સંઘર્ષ કરવો છે તો આપણે જે indian style છે આપણી એટલે કે DDMMYY ની અંદર એટલે date આપણે પહેલા લખીએ છીએ ધારો કે અત્યારે આપણે જોઈએ કે પંદર એક બે હજાર એનો મતલબ એમ થાય છે કે પંદર મી તારીખ

અને ત્યાર પછી પહેલા convert લો bracket complete કરીશું અને ત્યાર પછી valuation complete કરીશું આજે value માં આપણે અહીંયા થી ચાલુ કરીએ valuation bracket એ bracket આપણે અહીંયા પૂરું કરીશું તો આ આખો command આપણે અહીંયા type કરી નાખ્યો તો આ રીતે આપણે એક વખત type કરી દઈએ અને type કરી દીધા પછી આપણે શું કરીશું તો અહીંયા exit ઉપર click આપીશું જેવું exit ઉપર click આપીશું એટલે અહીંયા આપણે message બતાવી one record affected એટલે એક record insert થઈ ગયો છે

Bullet train માટે રાજ્યમાં પચાસ કિમીનો bridge તૈયાર. અમદાવાદ, મુંબઈ, highspeed bullet train rail corridor project ના ભાગરૂપે ગુજરાતમાં પચાસ

route પર pillar પણ તૈયાર કરી દેવાયા છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પચાસ કિમીના આ bridge માં વડોદરા પાસે નવ કિલોમીટર તેમજ અન્ય વિસ્તારમાં એકતાલીસ કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે બસો પંચાશી કિલોમીટર લાંબા વિસ્તારમાંથી બસો સોળ કિમી વિસ્તારમાં pillar ના પાયાનું foundation તૈયાર કરી દેવાયું છે. હાલ સાબરમતીથી

પંચોતેર ટકા જમીન સંપાદન કરવાનું પૂર્ણ થઇ ગયું છે. તૂટેલા રોડ, રઝળતા ઢોરને મુદ્દે અમદાવાદ municipal corporation ના report પર ભરોસો નથી. એવું હાઈ કોર્ટે જણાવ્યું. અદાલતની અવમાનના કેસમાં સરકાર અને corporation ની આકરી ઝાટકડી કાઢી. રાજ્યભરમાં રસ્તા અને રખડતા ઢોરની સમસ્યા માટે કોર્ટના નિર્દેશોનું પાલન નહિ થતા હાઈ કોર્ટમાં contempt petition કરાઈ છે. તેની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટ corporatiom

જવાબદાર contractor કે અધિકારી સામે corporation કોઈ પગલાં લે છે કે નહિ. રસ્તાઓના repairing સામું કોઈ મૂલ્યાંકન કરે છે તેની દેખરેખ માટે કઈ

જો કે કોર્ટને corporation ના report પર ભરોસો નથી. Legal ad વિભાગ દ્વારા રજુઆત કરાતા report વધુ સચોટ હોવાથી તેમના report પર અમને વધુ વિશ્વાસ છે.

અરજદારે એવી રજુઆત કરી હતી કે corporation યોગ્ય પગલાં લેતી નથી. અન્ય agency ને સોંપેલી કામગીરીનું મૂલ્યાંકન પણ નથી થતું. Corporation માત્ર કામગીરી કરતા હોવાનો દંભ કરે છે. પરંતુ શહેરમાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. નવા રસ્તાઓ બનાવાના બદલે તેમાં patchwork કરીને કામ કર્યું હોવાના report

લીધે જ હજારો નાગરિકો રોજેય મુશ્કેલીમાં મુકાઈ છે. સવારે બાંધેલા રસ્તા સાંજ સુધીમાં ઉખડી જાય છે. કોર્ટે corporation ને વિગતવાર report રજૂ કરવા આદેશ કરીને વધુ સુનવણી વેકેશન બાદ મુકર્રર કરી છે. ઉલ્લેખનીય છે કે ગત સુનવણીમાં અમદાવાદ municipal કોર્પોરેશને કોર્ટમાં જવાબ રજૂ કરતા શહેરમાં રોડ રસતાના repairing ની કામગીરીઓ પૂર્ણ થઇ ગઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ સાથે જ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનું જણાવ્યું હતું. સરકારના નિયમ મુજબ NRI quota માં પ્રવેશ અપાયો છે. MBBS ની general category માં પ્રવેશ મેળવવા NRI ની હાઈ કોર્ટમાં અરજી. વિદ્યાર્થીએ કહ્યું, general માં પ્રવેશ મળે તો ફીનું ભારણ ઘટી શકે. ગુજરાત હાઈ કોર્ટના મૂળ ભારતીય અને UK ના વિદ્યાર્થીએ general category માં પ્રવેશ આપવા કરેલી અરજીમાં ગુજરાત અને રજુઆત કરી હતી કે NRI વિદ્યાર્થીને general category માં પ્રવેશ મળે તો NRI quota ની ઉચ્ચ ફી ભરવી ન પડે. પરંતુ સરકારના notification મુજબ તેમને NRI quota માં પ્રવેશ મળ્યો છે. જો તેમને general quota માં પ્રવેશ મળે તો તેમના પર ફીનું ભારણ ઘટે. સરકારે એવી દલીલ કરી હતી કે OCI હોવાથી તેમજ general category માં પ્રવેશ આપી શકાય નહિ. MBBS ના ચોથા વર્ષમાં ભણતા UKOCI વિદ્યાર્થીએ વર્ષ બે હજાર ઓગણીશમા હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

તેના OCI cardholder ને general category માં પ્રવેશ આપવાની જોગવાઈ છે. હાલ અરજદાર MBBS માં NRI quota માં પ્રવેશ મેળવી લીધો છે. પરંતુ તેમને NRI કહી શકાય નહિ. જો તેમને general category માં પ્રવેશ મળે તો ફી બચી શકે. વિમાન ground કરી અન્ય ફ્લાઇટોમાં મોકલાયા ગોઆની flight માં

પેસેંજરોએ હોબાળો મચાવ્યો હતો. Flight ને ground કરવામાં આવતા એક સો પચાસથી વધુ પેસેન્જરોને સાડા ચાર કલાકના વિલંબ બાદ બીજી flight માં રવાના કરાયા હતા. રવિવારે મુંબઈથી આવેલી flight ને ની શંકાથી રોકી દીધી હતી. અમદાવાદથી બપોરે એક વાગે ગોઆ જતી flight માં સવાર એક સો પચીસ

ગોઆની flight માં ground કરાતા તમામ પેસેન્જરોને સાંજે પાંચ પચીસ વાગે અમૃતસરની flight ને રદ્દ કરી આ flight માં transfer કરાયા હતા. તો બીજી તરફ અમૃતસર જતા પેસેન્જરોને અદાવાદથી દિલ્લીની જુદી જુદી flight માં સો પેસેન્જરોને અમૃતસર મોકલાવામાં આવ્યા હતા. યુવરાજના શાળાએ મિત્રોને આપેલા પચીસ લાખ પકડાયા. પૈસા લીધા ન હોવાનું રટણ કરી રાજકીય ષડયંત્ર રચ્યો હોવાનો આક્ષેપ કરાયો. ધમી કાંડમાં યુવરાજ સહીત પાંચ સામે તોડકાંડનો ગુનો નોંધાયો છે. યુવરાજના બંને શાળા

તોડફોડમાં સંડવાયેલા યુવરાજના શાળા શિવભદ્ર સિંહે ઉર્ફે શિવુભાઇએ જણાવ્યું હતું કે ધમીકાંડમાંથી તોડફોડ કાંડમાં આ સમગ્ર મામલો ફેરવાઈ ગયો છે. અને યુવરાજ સહીત અમે કોઈ પણ પૈસા લેતી દેતી કરી નથી. અને કાનબા કાનબા ગોહિલ પાસે પૈસા મળવા એ રાજકીય ષડયંત્ર છે. સીહુંબાની પૂછપરછ પછી તેના મિત્રને સાચવવા આપેલી એક થેલીમાંથી પચીસ point પાંચ લાખ રૂપિયા પકડાયા. આ સાથે એક hard disc પણ મળી હતી. સિંહુબાએ ભાવનગરના તેના મિત્ર સંજય જેઠવાને થોડાક દિવસ પહેલા એક થેલી સાચવવા આપેલી હતી. પોલીસે મિત્રના ઘરે તપાસ કરતા સિંહુબાએ એક થેલી સાચવવા આપ્યો હોવાનું કહ્યું હતું. અને કૌભાંડમાં સામેલ એકનું પૂરું નામ પણ મળતું નથી. ધમીકાંડમાં સંડવાયેલા બે સક્ષો પી કે દવે અને પ્રદીપ બારૈયા પાસેથી ગેરકાયદે ખંડરી વસૂલના યુવરાજ સિંહે પાંચ સક્ષો સામે ગુનો નોંધાયો છે. રાજીવ નામની એક વ્યક્તિનું પૂછપરછ હતી. પરંતુ તેની અટક કે પિતાનું નામ જાણી શકાયું અત્યાર સુધી સંભવ થયું નથી. પોલીસ એ જ કાર્યમાં કોણ સંડોવાયેલું છે એ જાણવા માટે હજુ પણ તપાસ હાથ ધરી રહી છે. Hello કોણ બોલે છો વાત તો કરું છુ હિરલ કેમ છો તમે બસ મજામાં તમે કેમ છો? મુ બી મજામાં છુ

અચ્છા અચ્છા તમાર રાજસ્થાન માં

નાં રાજસ્થાન માં તો વરસાદ પડે છે.

હા બોલ બાકી બીજું કોઈ છે family માં શું છે બસ family માં બી બધા સારા છે મમ્મી બી ઘરે છેહમણાં બધા સારા છે તી મારી મમ્મી પણ કેતી હતી કે હમણા તો બોઉ વરસાદ અહિયાં ઘડી વરસાદ બી પડ્યો હતો ને હમણાં ગરમી તો એટલી પડે છે કે cooler બી ખરાબ થઇ ગયું જો શું કરું હવે હમણાં એમ કરી ન કહેતી હતી

પાપા શું કરે છે તમારે મજામાં છે પાપા ને મમ્મા? હા હા બધા મજામાં છે અને હમણાં ભાઈ તો ગયો છે લગન માં જો ભાઈ ગયો છે લગન માં તો હમણાં ગરમી ના લીધે એ બી પરેશાન થઇ ગયા છે કાલ ની train હતી રાત ની તો રાતે નીકળ્યા છે

નાં વધારે જ ગરમી બધે પડે છે

હા બાકી ગુજરાત માં તો સારું છે જોકે ગુજરાત માં તો એટલી બધી ગરમી નહિ હમણાં હા ગુજરાત ને તો ટાઢો છે ને હા હમણાં તો ત્યાર થી જ ને મતલબ સાંજ પડે અને ઠંડક પડી જાય એવું વાતાવરણ છે ત્યાં ઘડી બી છત્રીસ degree celsius તાપમાન ચાલે છે હમણા ઓહો ખાવા નું શું બનાવ્યું છે?

તો મેં રોટલી ન ભીંડા નું શાક બનાવ્યું હતું શેનું શાક બન્યું છે?

હા હા ભર માં ભીંડા બનાયા હતા

હા મસાલો બસાલો નાખી ન હું બનાયીએ યાર ગરમી માં શાક બી નહી મળતું બોલો બાકી બીજું તમાર શાંતિ? બીજું તો શાંતિ છે અચ્છા અચ્છા બાકી ઘર માં બધા સારા છે તબિયત પાણી વગેરા પ્રીતિ દીદી વગેરા બધા મજામાં? મજામાં છે અહિયાં સબ મજામાં છે

અચ્છા જવા કેતા હતા ને હમણા ગરમી નાં time માં ફરવા માટે જવા કેતા હતા એ કેતા હતા કે water park જઈશું આપડે એમ કરી ને હા વો તો હેઈ છે ને but બાર તો વરકા ન વારે છે ને પછી જાનેક બાણેક અરે આ હું summer vacation નાં લીધે પછી હા એ જ summer vacation ના લીધે મેં કીધું ચલો આપડે બધા જઈસુ ફરવા હારું એમ કરી ને હા office માં છૂટી નહી હા office માં છૂટી નહી મળતી ને office માં છૂટી મળશે તો પણ જાઈશે

ના અચ્છા અરે યાર

office માં તો કામ વાળા બઉ અમારે તો પાછો વચે વરસાદ પડી ગયો તો બી હશે ને એટલા માટે હાઉ અચ્છા કામ હમણાં વધાર છે કે પછી ઓછું જ છે? બીજું હ તમારે કામ નુ શું છે Hello

કઈ નહિ ચાલે છે જવા હો વા

બીજું શું કરે છે અરે ચાર minute જ થાય હા યાર આપડે તો એવું બી નહિ બોલી હકીએ હમણાં

બાકી તો હું છે બસ કાઈ નહી આ ઉદયપુર માં બઉ હારું છે હમણાં વાતાવરણ વગેર બી હારું રે છે તો ઠીક છે વાં

બાકી ખાટું શ્યામજી ગયા હતા તમે વચે ફરવા હા હા ખાટું શ્યામ જી ગયા હતા ને અમ વચ્ચે ફરવા અચ્છા અચ્છા બાકી મજા આયી ગઈ હશે હેન? હા હા હા ખુબ મજા આવી ગઈ ગરમી તો બઉ પડી યાર